આગળ એક કાઉન્ટર દેખાય છે એની પેલા ઘણા બધા ટેબલ્સ છે હજી ખાલી છે એની ઉપર મેન્યુ રાખેલું છે.

અને ગુડ સેન્ડવીચ ઇસ અ હ્યુમન રાઈટ એવું બી એક બાજુ લખેલું છે અને આગળ ટી_વી છે અને એક દરવાજો બી છે.

આ ચિત્રમાં તિરંગા અને સાથે લોકો દેશભક્તિ દર્શાવે છે અને બીજું ચિત્ર ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ કિલ્સ નો સંદેશો આપે છે.

આ ફોટો કોઈ સ્પોર્ટ્સ ની દુકાનનો હોય એવુ છે જેમા ફૂટબૉલ બાસ્કેટબૉલ અને નિવ્યા ના ઘણા બધા બીજા બૉલ્સ છે.

જેમાં સ્ટીલ ના બે ટેબલ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેમિકલ બોટલ્સ અને સ્ટોરેજ કેબિનેટ જોવા મળે છે.

આગળ બિસ્કીટ્સ છે આ બાજુ એક હેવમોર આઇસ્ક્રીમ નામના બ્રાન્ડ નું રેફ્રિજરેટર છે.

આકાશ ધુંધડુ અને શાંત લાગતું છે અને દૂર વૃક્ષોનું નજારો છે આખો દૃશ્ય ખૂબ શાંત અને કુદરતી લાગતું છે.

અંદરથી સ્ટોર ખૂબ જ ચમકતું અને સજાવટ દેખાય છે જેમાં ઘરેલુ ઉપકરણો જેમ જેમકે ટેલિવિઝન રેફ્રિજરેટર વગેરે દર્શાવવામાં આવ્યા છે.

આ તસવીરમાં એક ભવ્ય ઈમારતનુ બહારનુ ભાગ દેખાય છે જ્યાં ઊંચુ છતવાળુ ઢાંચા બંધ રૂફ છે.

આ સામી એક બિલ્ડીંગ દેખાય છે જે સફેદ કલર ની છે એને એની આજુબાજુ ઘણા બધા ઝાડ દેખાય છે આગળ એક પહાડ ભી દેખાય છે.

આ તસવીર કોઈ નદી કિનારની કિનારાની હોય તેવું લાગે છે જેમાં બે ભાઈ હાથીને નવડાવે છે.